શું અંકિત ભાઈ મજામાં ધ્રુવ પરમાર શિહ મજામાં બોલો બોલો થોડી વાર પેહલા આપડે વાત કરતા હતા કે દારૂ બંધી ની છે કે લોકો દારૂ પી પી ને કેટલા ક લોકો મારી રહ્યા છે વાત તો તમારી સાચી છે ભાઈ એમાં કેટલાક લોકો દારૂ પી ને કેટલાક લોકો જેમકે chemical વરુ દારૂ કેટલાક લોકો ને સસ્તા ભાવ માં મળતું હોય એટલે લોકો પી પી ને મરી રહ્યા છે જોયું હશે કે કેટલાક લોકો પ્રતિબંધી કર્યા છે કેટલી સરકારે પ્રતિબંધી કર્યા છે તોબી ગુજરાત છે આપના વિસ્તાર માં દારૂ બંધ ચાલતું રહ્યું હોય છે

તમારી વાત સાચી છે પણ સૌથી વધારે દારૂ તો ગુજરાત માં જ વેચાઈ રહ્યો છે ને

કેટલીક બાટલો પડી હોય છે જેના એ લોકો ના કારણે અત્યાર ના જે આપણી condition ના જે અત્યારે ના છોકરાઓ હોય છે એ શીખવા લાગે છે તમે જોયું હશે કે અઢાર અઢાર સતર સતર વર્ષ ના છોકરા ઓ સિગ્રેટપિતા થઇ જાય દારૂ પિતા થી જાય તમે અઢાર વર્ષ ની વાત કરો અહિયાં તો મુ

હા અત્યાર ના છોકરા ઓં ને જે birthday એ અપડા આપણા ત્યાં birthday આવે ત્યાં તો આપડે ક્યાંક ફરવા જતા અત્યાના છોકરાઓ ને આવ્યો તો birthday

તો વાત તમારી સાચી છે ધ્રુવ ભાઈ પણ એમાં આપડે પણ શુ કરેય એમાં તો એમના માબાપ એ પેલાથી control ના રાખું હોય તો એના કારણે છોકરા ઓ તો બગડી જાય ચલો માબાપ ની વાત તો જવાદો પણ એમને જે પણ બાર બી જે જોવા મળે તમને કે જેમકે માબાપ એટલું શીખવાડે કે ચલો ભાઈ કે દારૂ નહીં પીવાનો દારૂ ખરાબ વસ્તુ

મુ આપણે એક વાત કવ આપડ ન જેવી સંગત મલે ને એવું પરિણામેય મલે આપણે સમજી જાવ હવે તમે સંગત સારી હોય તો આપડે સારે રસ્તે જઈએ સંગત ખરાબ હોય તો આપડે બગડી એ જઈએ એમાં સરકાર નો પણ વાંક એમાં આપણો પણ વાંક નહીં જે વાંક જે છે જે જેવું કરે એવું ભરે આ દુનિયા માં તો અવું જ છે

ચાલો સરકારે બે તન પગલાં બી લીધા કે દારૂ બંધ સરકાર થોડી દૂર દૂર જોવા આવી ને આપણા ગુજરાત માં દારૂ ચાલે કે નહીં ચાલતું

હા હા બોલો બોલો જો આપડે સરકાર ને કેવા જઈએ કે ના કેવા જઈએ બરોબર સરકાર ને આપડા ઉપર actions લેવું જોઈએ સરકાર ને કોના માટે બનાવ્યો આપડા વિકાસ માટે જ બનાવ્યો છે ને અને સરકાર જ કામ ન કરે અને તમે જોવો અમારા પેહલા ના જમાના માં છોકરાઓ હતા એ મોટા થયાં અઢાર વર્ષ ના થયાં એમનું એ લોકો નું પહેલું સપનું હતું કે army માં જાય કાતો સરકારી નોકરી માં જાય કાતો sports માં જાય

એવું થયાં નઇ કે દસ વર્ષ ના ઉપરના થયાં નહીં કે બાર ફરવા મંડયા તો બીજું કઈક ચાલુ થઇ જાય તમારી વાત સાચી છે અતયારે હું જ પોતે sports player છું તમે જેમકે વાત કરી sports player ની અત્યારે શુ sports player પોતે છું અત્યાર ના કોચ એવા છે કે તમે કોચ જોડે ફરસો કે કોચ તમે કેસે કેસિગરેટ પી દારૂ પી તો તુજ ટકી શકે ન કે નહીં ટકી શકે તમે વાત સમજો મરી અમુક system પ્રમાણે કેટલા લોકો થાય છે તમે જેમકે વાત કરી સરકાર કે જેમકે હું તમારી company boss નો છું હું તમને ક્યુ કે તમારે પાંચ કલાક કામ કરવાનું તમને કઈ હું જતો રહ્યો બીજી જગાએ મારે બીજી જગાયે કામ હતું

હવે તમે તમારી મમ્મી ને ક્યુ કે મમ્મી જમવાનું બનાવજે હવે હું તમારા ભરોસે તમે તમારા મમ્મી ના ભરોસે બરોબર એટલેસરકાર પોલીસ વારા ભરોસે પોલીસ વારા જનતા ના ભરોસે કે જનતા બંધ કરશે

પણ સૂર્ય જ ના ઉગે તો સવાર ક્યાંથી થવાની શુ કેવું અંકિત ભાઈ

તમારી વાત સાચી છે તમે જે army ની વાત એકદમ સાચી પેલાના છોકરાઓ પણ આપડે અત્યાર ના છોકરાઓ ની વાત કરો કે જે અત્યાર ના છોકરાઓ હોય છે જે આપડી ઉંમર ના હોય એ કાતો આપડી ઉંમર કરતા નાના હોય જે આપડે લોકો જ એમને બગાડીએ છીએ અતયારે આપડા જોડે કોઈ છોકરું ઉભું હોય કાતો કોઈ મોટા જોડે કોઈ છોકરું ઉભું હોય ને તો મોટા ના હાથ માં મસાલો ખાતા જોવસે તો એ છોકરું ખાતા શીખશે પણ જયારે મોટા ના હાથ માં એ વસ્તુ નઈ જોવાને તો પેલો નાનો છોકરો બી નઈ કદી લે પણ આપડે જયારે સિગરેટ પિતા હોય તો આપણું છોકરું બી આપડે જોડે ઉભું હોય તો કાલે છોકરો ગલે જઈને એમ કેસે પેલી સિગરેટ આપોને મારાં પાપા પી રેહ્યા હતા કાતો પેલી દારૂ ની બોટલ અપો ને જે માર પાપા પી રહ્યા હતા કે પેલો ભાઈ લઇ ગયો હતો તો અત્યારે તેના લીધે આપણું વધી રહ્યું છે જે કે તમે વાત કરીદારૂ ની કે સરકાર બંધ કરે સરકાર એ બંધ ના નિયમ તો કાયરના આપી દીધા પણ જેમકે આપડે જ ના સુધરીએ તો સરકાર થોડી બંધ કરાવશે વાત તો તમારી સાચી છે તો હવે આપડે હવે શુ કરશું એમાં સરકાર ના વિષય માં હવે સરકાર તમે ની વાત તમે સાંભળી છે સરકાર નવો rules લાવ્યો બે હજાર ની નોટો બંધ કરાવે છે તમને ખબર પડી હા એટલે તો ખબર પડી કે કેમકે બે હજાર ની નોટો થી કેટલાક નુકસાન થતા હતા

આ સરકાર એ સારુ કામ કરું કેમકે જે મોટા લોકો જે black money રાખતા હતા એમને હું બે બે હજાર ની નોટો માં એ black money બહુ બધી રાખતા હતા બરોબર

તો હવે તો આ બે હજાર ની નોટ જ નહીં તો રાખી રાખી ને કેટલા રાખશે પાંચસૌ ની નોટ જ રાખશે ને રાખી રાખી ને તો આપડે ન પંદર સૌ નો ફાયદો થાય ને દીમે દીમે કરીન

તમે નોટ બધી કરી ચાલો આજે હું કાલે પગાર લઈને આવ્યો અને આજે નોટ બાંધી થઇ તો મારે તો પંદર હજાર પગાર આવ્યો એમાં થી સમજો કે મારે દસ હજાર માં બે બે હજાર ની જ નોટો આવી તો કાલે કાલે તમે નોટ બાંધી કરી દીધીતો મને આજ ખબર પડી તો અમાર જેવા ગરીબ ઘર ના હોય એતો ફસાઈ જાય ને પણ આપડે સરકાર એક એક અઢવાડિયા નો સમય આલે આપડે bank આપડા જઈને પાછુ આપડે કરાઈ શકીએ છીએ ભાઈ ચલો તમે એક મહિના નો સમય આપ્યો કાલે મારો પગાર આવ્યો અને આજે હું ફરવા નીકળી ગયો

તો bank બધી જગાઓ છે ભાઈ વાત તો સાચી હ ન તો bank બધી જગાએ એ કહી શકો છો

તો મારે હું મારાં બી જોડે બે બે હજાર ની currency જ છે તમે મને આનું

તમે ક્યાં ફરવા જાવ તો તમારે કોઈ proof તો લઇ જવું પડે ને અરે અત્યારે હું અમ મોઉંન્ટ આબુ જતો રહ્યો કાતો ગામડે ગયો હું કાતો કોઈ જગાએ ગયો અને હું કસું કોઈ લઇ નહી ગયો ના કે ભાઈ બંધ ની party માં ગયો મારે કઈ નહી લઇ જવું ઘર વાર થી કંટારી ગયો ફોન બી નહી લઇ ગયો ચાલો બરોબર ખાલી પૈસા લઇ ગયો only for પૈસા જે મને પગાર આવ્યો એજ હું લઇ ગયોકાતો ગરીબ માણસ હોય એને બાપા ને પંદર હજાર ની નોટો આપીને જેમકે તમારું બી પેહલા bank ખાતું નતું તમને યાદ હોય તો અંકિત ભાઈ

આધાર કાર્ડ ના હોય કાતો bank ખાતું નહી એમને બે હજાર ની નોટ આપી જે એમના માલિકે કે લે તારી મજુરી આપી બે હજાર અને સમાચાર એક દિવસ પેહલા મળ્યા એમના ઘરે બી TV નથી અને ફોન બી છે onlyfor બધા જોડે વાત સાંભળી એ ના તરફ થી એ ચાલે વાત તો તમારી ધ્રુવ ભાઈ હા ભાઈ વાત તો તમારી સાચી છે એમાં હું માની શકું બે હજાર ની નોટ લઇ ને એ ઘરે આવ્યો અને ઘરે આવીને કહ્યું ભઈ આ લ્યો બે હજાર ઘર વાળા ખુશ થયાં અને બે દિવસ પસી મળ્યું કે બે દિવસ થી નોટ બાંધી છે તો તમારે bank માં જઈને બદલાવી પડશે તો બદલાશે તો નોટ બદલાશે તો અંકિત ભાઈ એ લોકો ને શુ જેને રોજ ના પૈસા આપી ને રોજ ખાવાનું હોય છે એ લોકો નું શુ અંકિત ભાઈ વાત તો તમારી આ સૌ ટકા સાચી છે સરકાર બી કેટલા પગલાં તો બોવ ખ ન લેવા જોઈએ એવા પગલાં લે છે અત્યારે

એ તમે જે કઈ રહ્યા છો એ હું સમજી શકું છું બરોબર પણ આમા આપણું જે આપણા દેશ નું નુકસાન થાતું હતું જે જે black money એ દબાવીને રાખી હતી એ બધા તો બાર નીકળી જાય છે ને કેમકેઆમાં એવું હ

ખબર છે એમાં આપડે કઈ ના કઈ શકીએ અડધા તું રાખજે અડધા મુ રાખે એમાં એમને ક્યાં નુકસાન જ છે ભાઈ અમને નુકસાન નહીં નુકસાન તો કોણ છે જે medium વર્ગ ના છે એ લોકો ન નુકસાન છે બાકી તો કોઈ અમીર ને નથી એક રૂપિયા નું કે politician માં જે એ લોકો ન

કેટલા singer famous છે કેટલા ક ગુજરાતી singer છે કેટલાક instagram ના

છે કે કાતો બ્લૂ ટિક તમે એવું જોઈ કે આ bank ગયા જેમ કે આપડી bank of baroda છે ત્યાં તમે લાઈન માં ઉભા રહ્યા અને હની સીંગ આવી ને કે મરે કો બી બદલાની હે નોટ

ના એવું તો મેં નથી જોયું તો પછી

બેરોજગારી જે ને બાપરા ને રોજગારી મળતી ના હોય પૂરતી તેવી રીતે એવા લોકો ઉભા રહે જેને બે નંબર ની આવક હોય તમે જે બે નંબર ની વાત કરો એ આવા તમારી વાત ખોટી છે જે મોટે હાથ હોય પોચ વારા એવોને તો કઈ નુકસાન નહીં અંબાણી આ આજે આ લાઈન માં ઉભો રહ્યો કાતો મોદી સાહેબ આ લાઈન ઉભા રહ્યા કાતો રાહુલ ગાંધી આ લાઈન માં ઉભો રહ્યો કાતો કોઈ બી જગાઈએ તમે કોઈ બી લઇ લેજો જે મોટા વ્યક્તિ હશે ને એ કદી તમે સાંભળી નઈ હોય કે આ લાઈન માં ઉભો રહ્યો કાતો આ bank માં જઈને ઉભો રહ્યો કાતો અને આ કરાવડાવ્યું

ફટ લઈને વોટ આપશે અને ફટ લઇ ન નીકળી જશે કેમ એમની માટે કાયદા નહીં લગતા વાત તો તમારી અને સાથે સાથે એમના ઘર કે પરિવાર માં થી કોઈ આયા હોય ને એ direct અંદર જ જયા એ લોકો લાઈન માં તો નહીં ઉભા રેહતા એ તો વાત તમારી સાચી જ છે તો પછી એ લોકો માટે ક્યાં કાયદા છે આ કોઈ ને અમીર બાપ ની ઓલાદ હોય એ નેહોય party ખુલે આમ ભાઈ દારૂ પીવે તો એ ગમે તે કરે તોક્યાં ગયા બધા કાયદા એ લોકો ને બધા કાયદા લાગ્યું નથી પડતા અત્યારે આપડે ગાડી લઈને નીકળયા ભૂલ થી આપડી પાસે helmet ના હોય કાતો કાગળિયા ના હોય કાતો licence ન હોય તો પોલીસ વારા ફટ લઇ ને side માં કરે કે ચાલ ભાઈ side માં આય

વાત તો તમારી સાચી છે અમુક પોલીસ ના છોકરાઓ જેમકે પાપા એમના પોલીસ માં છે

અને છોકરાઓ એમની ગાડી માં લખાયી ને ફરે પોલીસ પોલીસ અવ એમના તો કોઈ કયદા કાનૂન તો ખબર જ નહીં લોકો તો signal માં નહીં ઉભા રહેતા વિચાર કરી લો તમે આવા કોઈ signal માં કોક ન ઉભો હોય આપડા જેવા માણસ જ ઉભો રે કાયદા નો એ લોકો signal તોડે અને અમુક લોકો ન તો નંબર plate plate પણ નહીં રાખતા એમાં અને અત્યારે તો અંકિત ભાઈ એવો નિયમ આવ્યો હ કે અમુક હમણાં જયારે બી ગાડી લઇ ને નીકળું તો ત્યારે એજ જોવું કે બધા ને નંબર plate તો હોતી નહીં જય માતાજી રાજપૂત પરમાર ઠાકોર

પણ એમાં સરકાર ને action લેવું જોઈ હવે એમાં આપડે પોલીસ વારા ને કઈ શકીએ ન RTO વાર ને કે ભાઈ તમે એવું કઈ રહ્યા છો નંબર plate સેના માટે કાલે કોઈ crime થઇ ગયો તો તમે કોણે પક્ડ્સો ચાલો અત્યારે જેમકે તમે વાત કરી સરકાર ચાલો તમે સરકાર હોય તમે મન નિયમ આપ્યો હવે મેં પકડ્યો પેલા ન હવે મારે રોજ નુ ત્યાં ઉભું રહેવાનું હોય

તમારે ત્યાં ઉભું રહેવાનું હોય વાત સાંભળો પછી બોલજો વચ્ચે વાત સાંભળી લો હવે મારે duty છે નારોલ નારોલ થી મેં બે જણાને મેં કાલે પકડ્યા આજે મારે ઘરે જવાનુ હતું ગાડી નથી મારે પાસે હું ચાલતો ઘરે જયુ એ બે જણા ચાર જણા ને લઈને આવે મને મારવા ત્યારે મન સરકાર બચાવી આવવાની ના એતો વાત તમારી સાચી જ છે બસ તો આજ છે જન ગન મન એતો તમારી સૌ ટકા ની વાત સાચી છે આપડે એમાં શું કંઈક કરીન શકીએ અવ એ ઉપર થી માણસ ઓ હોય એજ કરી શકે બાકી આપડા ઘરે

તો આપડે આપડે જગૃત કરી શકીએ ન સરકાર ને સાંભળો સાંભળો મારી વાત સાંભળો સરકાર ને આપડે જગુત નહીં કરવાની આપડે પેહલા public ને જગુત કરો પછી સરકાર ને જગુત કરો. public આપડે કોને કોને સમજવા જઈએ public તો હવે માનવાની તો હ નહિભાઈ હવે તમે જાણી શકો છો. તમે જેમકે વાત કરી આ બે હજાર નોટ બાંધી કરી એના પેહલા આપડે પાંચ સૌ ની નોટ બાંધી થઇ હતી તમે જોયું હશે ધારોકે અમુક કેટલા લોકો હજુ બી હજુ બી કોક ના ઘરે પડી હશે એએવી નોટો જૂની એતો અમુક ના શોક હોય તો જૂની નોટો કે તમારી વાત ઠીક હ અંકિત ભાઈ એવું નહીં હોતું અમુક લોકો બાપરા time ન હોય અમુક લોકો ન ઘરે ખબર ન હોય એવા લોકો ના ઘરે બીજે ક્યાં મુકેલી નોટો હોય તે પછી નીકળે તો એ લોકોને તો

એતો વાત તમારી સાચી અમુક લોકો સંતાય ને પૈસા મુકતા હોય એકે આ હું saving કરીન રાખીશ પછી કાલ મને કામ આવશે એ વાત તમારી સાચી હે સૌ ટકા ની અને અમુક તો વપરાયા કરે અને અમુક saving કરતા હોય એટલે અવ આમા આપડે કઈ ન કઈ શકીએ સરકાર ને સાચી વાત છે તમારી અને પેહલા આપડે જાગૃત થયાં પછી બીજા ને જાગૃત કરવાના પેહલા આપડે જાગુત થઈ એ પછી બીજા કોઈ ને જાગૃત

રાજસ્થાન માં તલ નું વાવેતર થાય છે આપણા દેશ માં તલ ઉગાડનાર રાજ્યો માં ગુજરાત એક આગવું સ્થાન ધરાવે છે ગુજરાત રાજ્ય માં અંદાજે ત્રણ point પાંચ થી ચાર લાખ hector માં તલ નું વાવેતર થાય છે જેમાંથી આશરે બે લાખ tonne જેટલું તલ નું ઉતાદન થાય છે ગુજરાત માં અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર કચ્છ, સાબરકાઠા, મહેસાણા અને ખેડા જીલ્લા માં તલ નું નોંધ પત્ર વાવેતર થાય છે તલ એ ટુકા ગાળા નો પાક હોવાથી મુખ્ય પાક તરીકે મિશ્ર પાક તરીકે અથવા અંતર પાક તરીકે પણ લઇ શકાય છે, તલ ના પાક, ઉત્તમ ગુણવત્તા સભર લક્ષનીક્તાઓ જેવી કે સ્વાદ ઓછા cholesterol